ત્યારે ચોપાટી ને બદલે મમ્મી બાળકને ઘસેડીને શાળા મૂકી આવ્યા.

ખરા અર્થમાં કહું તો આપણું ચારીત્ય છે અને પછી આપણે આપણા બાળકોને મહાપુરૂષો બનાવવા ઈચ્છતાં હોઈએ છીએ. પણ શું એ શક્ય છે ખરું? ઉમદા ચારીત્ય ને પરિપક્વતા પ્રથમ માતાએ કેળવવા આવશ્યક છે પછી આપણે આપણા બાળકોને શીખવાડવું, નહીં પડે આપોઆપ વારસામાં બાળકો આવી જ જશે. આ આધારશીલ બાબતોમાં આપણે વાત કરીએ કે તૈયાર થયાં પછી બાળકને જીવનનું વિજ્ઞાન શીખવવું એ એક, સારામાં સારા વિજ્ઞાન ઉપર બાળકનું ઘડતર કરવું અતિ આવશ્યક છે બાળક વિષ્ક માનવ બનીને જીવન જીવે છતાં પણ, તેનાં જીવનમાં મૂળ તો પોતાનાં સમાજ સંસ્કૃતિ અને રાષ્ટ્ર સાથે સતત સંકળાયેલાં રહેવાં જોઈએ. ઉપરાંત આજનું શિક્ષણ બાળકને જીવન જીવવા અને પોતાનાં જીવનનો હેતું પાર પાડવાની ક્ષમતા નથી આપી શકતું. એ ક્ષમતા આપવાની જવાબદારી હવે માતાની છે. એક જાણીતી ઘટના તો જ છે કે ભારતનાં રાષ્ટ્રપતિ સ્થાને રહી ચૂકેલાં મહાવૈજ્ઞાનિક તથાં ઉત્તમ ભારતનાં ઘડવૈયા એવાં, doctor શ્રી અબ્દુલ કલામ ને પૂછવામાં આવ્યું કે તમારાં શ્રેષ્ઠતમ જીવન ઘડતર માટે તમે કોને જવાબદાર ગણો છો? ત્યારે, doctor શ્રી કલામએ જવાબ આપ્યો મારી માતાને પ્રશ્ન કરતાં હોય આશ્ચર્યથી પૂછ્યું તમારાં જીવન ઘડતર માં તે કેવી રીતે ભાગ ભજવી શકે. doctor અબ્દુલ કલામએ જવાબ આપ્યો મારી માતા અભણ હતા એ વાત સાચી હતી પણ જીવનમાં ખરી નીતિ મુલ્યોનું શિક્ષણ મને તેની પાસેથી મળ્યું છે. જીવનનું ખરું વિજ્ઞાન એ હું તેની પાસેથી શીખ્યો છું તેમને મને ઘણી જ્ઞાન વિજ્ઞાનનાં સિધ્ધાંતો નથી શીખવ્યાં, કારણ કે તેઓ નિરક્ષર હતાં, અભણ હતાં પણ જીવન વિજ્ઞાનનાં સિધ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યાં છે. તેમણે મને હંમેશાં શીખવ્યું કે બેટા મુશ્કેલીઓ માંથી ડરતો નહીં મુશ્કેલીઓથી ના ડરતો પણ હિંમતથી કામ કરજે, નિસ્વાર્થ કામ કરજે. પુરુષાર્થથી કદી થાકીશ નહીં, નિષ્ફળતાથી કદી ડરીશ નહીં મહેનત કરજે અને હમેશાં પ્રમાણિક રહેજે જીવનનાં આ,

ખરા અર્થમાં બે બાબતો બાળકોને જીવનનું વિજ્ઞાન સમજાવવામાં મદદરૂપ થાય છે જીવનનાં ઘડતરમાં નોંધપાત્ર ફાળો ભણતર શિક્ષણ, ફાવી શકે છે બાળક સૌ પ્રથમ માતા, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને પછી વિશ્વ જયારે સક્રિય બને ત્યારે બાળકને આ શિક્ષણ અપાવી શકાય. બાળકમાં જીવન ઘડતર ઉપયોગી શિક્ષણ માત્ર શાળાકીય શિક્ષણ દ્વારાં થઈ શકે છે અ તેથી માતાએ બાળકને આ શિક્ષણ, આપવાં માટેનો સૌ પ્રથમ આધ્યા બનવાનો છે માતાએ જ જાગૃત માતા પોતાનાં બાળક સાથેનાં સહવિશ્વાસથી તેનામાં,

સૂણો તો ખરેખર ઉપજાવી બાળકો તે રોપી શક્યાં છે

આ બધું નાખવું એ જીવનનો આધાર છે પણ એ આપણા પરિવારમાં માતા અને પિતા ઉપર છે સારા સંસ્કાર આપવાં, સંસ્કારનું ભણતર એ માતા -પિતા ઉપર હોઈ છે છોકરાને એકલો મૂકી દીધો હોય તો એનું ભણતર અલગ હોય છે શિક્ષણ અધૂરું મળે છે, જ્ઞાન અધૂરું મળે છે. તો ધ્યાન તો એજ રાખવું છે કે બાળકનાં જીવનમાં કેવી રીતે આગળ આપડે શિક્ષણને આગળ વધારવું જોઈએ. આવા ઘણા બધા લેખો તો શિક્ષણનાં આપેલા હોઈ છે પણ જયારે શિક્ષણનું ગ્રામીણ યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ જયારે ઓછું થઇ જાય છે,

દીધા મોહમ્મદે જયારે સોમનાથ મંદિર લૂંટાયું એક વખત એવું બન્યું કે ઉત્તર અરબી સમુદ્રમાં ચાંચયવળ અને રંજન હૃદય પાર પછી ગુજરાતી વેરાવર બંદર તથા વેના વચ્ચે દરીયાઈ વહેવાર જોખમાયું કીમતી માલ ઉપર લાધી ભૂમિ ભૂમિસઠ વાય ગજની થાય ને બંદર અબ્બાસ અને ઇરાક જવાનું શરૂ કર્યો અને ત્યારે ગજની ભાવી રાજ કરતાં મોહમ્મદે ઊંટ સવારો ના મોડે એક એવું ન સમજાય એવું નામ સાંભળ્યું સોમનાથ નવેમ્બર એક નવ સો અકોતર ના દિવસે જન્મેલા મહંમદ ની ઉંમર હિન્દુધર્મ સાથે જોડાયેલા સંસ્કૃત નામનો અર્થ પામી શકે જેટલી ન હતી મહંમદ એ સમય બાર પંદર વર્ષનો હતો ઊંટ ના વણજારો તેમને માટે ફક્ત કુતૂહલનો વિષય હતો મોહમ્મદના જીવનમાએ વણજારો કુતૂહલ જગાડવા સિવાય વિશેષ ભૂમિકા અદા કરે અને જતા દાડે તેને ગુજરાતના સોમનાથ મંદિરે તરફ દોરી જવાના દિવડે એવી પણ ત્યારે વકીલાત હતી વર્તમાન અફઘાનિસ્તાન તે સમયે ગજની ખોબા જેવળું રાજ્ય હતું તેના પલટા જેવડા સૈન્યને લાંબે પહોંચશે નહોતી મોહમ્મદ ખુશકિસ્મત અવનવા તેમજ અંધાર્યા ચમત્કાર વખતો વખત ન સરજે ગજની સીમાડા વચ્ચે તેમને જીવન વિતાવવું પડે તેમ હતું એક મોટો ચમત્કાર જોકે એપ્રિલ નવ નવસો સિતયોતર ના દિવસે બની ચૂક્યો હતો મહંમદ ના પિતા તબગીન જન્મજાત ગુલમ હોવા છતાં તે દિવસે તેને શાસ્ત્ર બળો કરી ગજની ના પિતરાઇ નામના શાસકને હાંકી કાઢ્યો

લાગ લગળ બાર વર્ષ સુધી નાના મોટા યુદ્ધ ખેલીને પંજાબનો હિંદુ રાજ્ય ઘણો પ્રદેશ જીતી લીધો એમાં કાબુલ નો પણ સમાવેશ થતો હતો છાયાશી માં સબકતગીન સામે હાર્યા બાદ પરાજયની સજારૂપે તેને આપી દેવું પડ્યું અને કાબુલ ની ફરતે તેનો હજારો ચોરસ કિલોમીટર પહાડી વિસ્તાર પણ જોતો કરવો પડયો સબકતગીન પશિયાનો પૂર્વ પ્રાંત પૂરાસન પણ કબજે કર્યોઅને પોતાના મોટા પુત્ર મોહમ્મદ ને ત્યાંનો સુમેર બનાવ્યું નાનો પુત્ર ઈશમાલ છે ગુજરાતના ખલબ પ્રાંત નો સુમેર હતો એક સમયે ટચુકડાને ગજની વીસ વરસમાં તબકગીતના હાલના અફઘાનિસ્તાનના સતાપૂર્વા ઈરાન જેવળું કરી નાખ્યું ઓગસ્ટ નવસો સતાણું માં પોતાના નાના પુત્રને ગાદી વાત જાહેર કરીને મૃત્યુ પામ્યો ગજની દરબારના હજીરો ઈશમાલ કરતા મોહમ્મદ વધુ યોગ્ય માનતા હતા એટલે તેમને પોતાની વફાદારી તેના પ્રત્યે જાહેર કરી મોહમ્મદ ના જીવનમાં એ બીજો મોટો ચમત્કાર હતો ઈશમાલ તેને સતા છોડી દેવા જણાવ્યું બદલામાં તેને જીવનભર એને બલખ પ્રાંત સભા ચાલુ રાખવા ત્યાર હતું તુર્કી બોલા તુર્કી વંશના ગુલામ શાસકોને સાવરીકમાં સામે ચાલીની સત્તા છોડી પસંદ કરી બન્યો નહોતો અને કદાપી બનવાનો ન હતો એટલે નાના ભાઈ ઈશમાલ એ ઓફર ઠુકરાવી દીધી મહિનાઓ સુધી ફસાદ ચાલુ રહી હતો અંતે યુદ્ધ ખેલીને ફેસલો લાવવાનો વખત આવ્યો ઈશમાલ પોતાની ટેકદર સૈનિકોની ફોજ બલ્કની છાવણીમાં રાખી જ્યારે તેને ગજની તરફ ફોજ હાજરી નિશાન પૂરતી મોહમ્મદ પોતાનું લશ્કર ઉપાડ્યું પાટનગર ગજની સામે યુદ્ધ ખેલાયું જેમાં ઈશમાલ હારિયો મોહમ્મદ તેને આજીવન કારાવાસની સજા કરી પોતે ગજની નો સુલતાન બનીયો વર્ષ નવસો અઠાણું હતું એ હકીકત બરાબર ધ્યાન રહે કર ભારતમાં બાહ્ય ભૂમિ પર ગજની નામનું રજવાડું સ્થપાયું એ પહેલા ફક્તઅરબોનું સિંધ તરફ આગમન થયું હતું બાકી ગંધર તક્ષિલા પુરસ્પર એન હિંદુકુશ નો સંપૂર્ણ પ્રદેશ તત્કાલીન ભારતના નાના-મોટા રાજ્યમાં વહેંચાયેલો હતો સૌથી મોટું રાજ્ય પંજાબમાં હતું તેમાં સૌથી જાણીતા રાજ કરતા જયપાલ હતો ગજની મોહમ્મદ અને તેના પૂર્વજો ત્યારે કોણ હતા માગોલ લશ્કર સામે લડવા માટે બહુ નાની વયે તેઓ ગુલમ તરીકે ખરીદવામાં આવેલા તુર્કી વર્ષના સૈનિકો હતા અલબ

આ ગુલામો બિન મુસ્લિમ મોગલો સામે વર્ષો સુધી લડ્યા ત્યારે મોગલ રાજ્ય મોગલ રાજ્ય સામ્રાજ્યનો અસ્ત થવા માંડ્યું ત્યારે ગુલાબ સત્રો પોતપોતાની ફોજી ટુકડી સહિત નવરા પડીયા એક સદ અલ્પા થી ભારતમાં ગજની નામની જાગીર સ્થાપી પરંતુ બત્રીસ વર્ષમાં એ જાગીર લગભગ સાત લાખ ચોરસ કિલોમીટર એક જ નામની સંતલન બની ગઈ મોહમ્મદ એ છઠ્ઠો ઈશમાલ કુલ કુછ દિન કે સુલતાને ધ્યાનમાં લો તો સાતમો સુલતાન બન્યો સતત અલગ-અલગ ત્રણ વર્ષએ મોહમ્મદે ચારે દિશાઓમાં લશ્કરની જે પરંપરા સારું કરી તેનો પૂરે પૂરો હિસાબ ઇતિહાસ કરો રાખી શક્યા ન હતા આક્રમણ કરવા પાછળનો મુખ્ય હેતુ બને એટલા પ્રદેશો જીતવાનો હતો ઇસ્લામ ધર્મ ફેલાવવાનો હતો કે સોના ચાંદી અને ઝવેરાત નો ભંડાર લૂંટવાનો હતો તેના વિશે ઇતિહાસ કરો સમાન મંતવ્ય પર આવી શકે ન હતા તેમના મુદે પહેલું નિશાન પંજાબની રાજધાની પેશાવર ની રાખ્યું રાજા જયપાલ ને હાર્યા પદર હજાર અશ્વરઓ અને સૈનિકોને અને પાઇદલ સાથે સપ્ટેમ્બર એક હજાર એક ગજની થી નીકળ્યો જયપાલ પાસે બાર હજાર અશ્વરઓ સૈનિકોને અને તીસ હજાર સૈનિકોના પાઇદલ ઉપરાંત ત્રણ સો હાથી પણ હતા લાહોર થી તેને બીજી ટુક્ડી માંગવી તેઓ પરતું પહોંચી તે પહેલા સતાવીસ નવેમ્બરની તારીખે મહેમુદ નુ લશ્કર આવી પડ્યું હતું જયપાલ યુદ્ધ માટે હજુ તૈયાર ન હતો છતાં તને લડન છતાં તને લડવું પડ્યું હતું હિમવર્ષા અને કાતિલ ઠંડીમે

માંગણી કદાચ આસમાની હતી કેમકે વાતનો નીવડો દિવસો સુધી ન આવ્યો જયપાલ ના પુત્રએ આનદપાલે છેવટે રાજ્ય તમામ ખજાનો હાજર કર્યો જયપાલ છુટકારો તો થયો પરંતુ શરમજનક હાર પછી રાજ્યનો ધન ભંડાર પણ ગુમાવવો પડ્યો

એવી છાપ પડી કે ગજની મોહમ્મદ દે વધુ એક દિલચસ્પી સયુક્ત કરવાની હતી એમે ધન વડે જ પોતાનું સૈન્ય બળ વધારી શકે તેમ હતું પારકા રાજ્યપર કે દેશ પર હુમલો કરનાર બધા સુલતાન અને શહેનશાહ તેમના પ્રતિષ્ઠિત રહ્યા બાદ તેવો મળતા લૂટર બનીયા પછી પાછા ફરતા ન હતા પરંતુ મોહમ્મદ દે એક હજાર ચાર માં સિંધુ નદીના કાંઠે આવેલું ઉચ નામના રાજ્ય પર એટલા માટે આક્રમન કર્યું ત્યાંનાં રાજાએ ભીમરાવે તેના રાજા જયપલ સામે યુદ્ધ વડે લશ્કરી મદદ કરવાનું વચન આપ્યું હતું પરંતુ પાડ્યું ન હતું ભીમરાવ પણ મોહમ્મદ ના લશ્કર સામે હાર્યું દુશ્મનના સામે માથે મરવું ન પડે એટલે માટે સિંધુ નદીના દક્ષિણ જંગલ તરફ ભાગ્યા દુશ્મન સૈનિકો તેનો પીછો કર્યો પણ તેને પકડી ન શકાય એપેલા ભીમરાવે જમય વડે આત્મહત્યા કરી નાખી સૈનિક એ મસ્ત મસ્તક કાપી ગજની ના દરબારે પહોંચાડ્યું મોહમ્મદે એક હાજર છ માં મૂલતના એક હાજર માં ફરી પેશાવર પર હુમલો કર્યો જયપાલ ના પુત્ર રાજા આનદપાલ સાથે પક્ષ દ્વારા મોટું લશ્કર રચ્યું ચાલીસ દિવસ સુધી ગજની ના સૈનિકો પેશાવર સીમા અટકી રહ્યા કેમકે આનદપાલ રોકેલા કાશ્મીરી પહાડી જાતિના યોદ્ધા કેટલાક વિચિત્ર જનતા શસ્ત્રો વડે સજ્જ હતા આખરે ડિસેમ્બર એકતીરસ એક હાજર આઠ ના દિવસે મોહમ્મદે

અવિચાર યોદ્ધાઓ લડવા માટે છીછરી ખીણ જેવા વિસ્તાર માં ધશી પડીયા ત્યારે બાકી ના લશ્કરે તેમને ઘેરી લીધા આશરે આઠ હાજરને એશી નાખવામાં આવીયા રાજા આનદપાલ બચી ગયો છતાં તેના માટે છેલ્લું હતું ત્રણ એક વર્ષ પછી તે અવસાન પામ્યો વિજયતા બીજા વર્ષે મોહમ્મદ હિમાચલ ના નગર કોર્ટ એટલે કે કાંગડા તેના વરજસે મંદિરોમાં ફક્ત ધન કોસ્ટ લૂટવા માટે નિશાન બનાવ્યું મંદિરોમાં સોના ચાંદી અને રત્નો અને સુવર્ણ પટારો હોવાની વાત તેમાંને કાને પોહચે બીજી તરફ ગજની નો સુલતાન છેક નગર કોર્ટ સુધી પોહચે એવી સહેજ પણ સંભાવના ન હતી છતાં ફક્ત પૂજારી મંદિર નું રક્ષણ કરી રહ્યા હતા પરિણામે યુદ્ધ થવાનો પ્રશ્નજ ન હતો મંદિરના દરવાજો બંધ કરી દેવાય પણ ત્રીજે દિવસે ખોલવા પડ્યા અને સૈનિકો રકતપાન ન કરે શરતે બધો ખજાનો મોહમ્મદ ને સોંપી દેવામાં આવ્યો હતો ખજાનમાં સાત લાખ સુવર્ણ મુદ્રિકાઓ હતી આજના તોલમાંઆપડે જોવા બેસે તો સાત હાજર કિલો ગ્રામ જેટલા હીરા મોતી તથા બીજા કિંમતી રત્નો હતા એમ પચીસહાજર કિલોગ્રામ જેટલા સોના-ચાંદી વાસણો હતા બાલગંગા નદીના કાંઠે છેક વેદલ થી હજારો ભક્ત આકર્ષી રહેલું વચસવી દેવી મંદિર એ દિવસે સાવ કંગાળ બન્યું ચોમેર ગાવતી રોનક ફીકી પડી ભક્તના દાન દક્ષિણા થોડા વખત પાછું તેને સમુદ્ર કર્યું પરતું મોહમ્મદ આક્રમણને તે મંદિરને અન આવશ્યક પ્રસિદ્ધિ અપાવીયા પછી બીજા દેશે હુમલાખોરોને પોતાના ધન દલાત ને નિશાન બનાવતા રહ્યા તેરસો સાળતીરસ માં મોહમ્મદિન ઓગણી તેરસો નવણું મી તેલુંગએ પંદર સિકંદર અને સોળ સૉ એક વીસમાં જહાંગીરે વજર્સ જેવી મદિરી લૂટી છેવટે વર્ષોબાદ ઓગણીસો પાંચ માં ભૂકંપે તેને ચર ચણત્તર ને એટલું નુકસાન પહોંચાડ્યું કે સમારકામ પણ ન કરી માટે તેને નવેસરથી બાંધવામાં આવ્યું કિલ્લા ને તો કાલ ના ઘસારા એ પણ તદન જડ જડી કરી નાખ્યું ભારત ભારતમાં જાપાનની અઢળક સંપતિ હોવા ની ગંધ પરખાઈ ત્યાં પૂરી તાકાત સાથે મોહમ્મદ ને તેવી આદત બની હતી

શું ભાઈ દસ તારીખ થઇ ગઈ છે ભાઈ અરે કેવા શું માંગે ભાઈ ભાઈ ચૌદ તારીખ આવી ગઈ છે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

શું કરવા નું બોલો ઉતરાયણ પર આ વખતે ઉતરાયણ માં તો બસ ભાઈ શું કરવા નું જોડે જ ચગાવવા નું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 ઓલે ફેર તો મજા આયી ગઈ હતી ઓલા વરસે તો ભાઈ એ આપડે o block પર ચડવા નું o block માં તો કોણ કોણ હશે વિચારો તમે યાર are હા ભાઈ બધી public ધાબા પર જ હશે. આપડે તો છેક ધાબા એ જવા નું કોણ કોણ તમે હું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

ને પેલું દૂરબીન ગઈ વખતે પેલું દૂરબીન હતું ને એ બી લઇ ને આવવા નું છે આ બધું જોઈ સકાય

હા આપડે તો બઉ મજા કરવા ની ભાઈ આ વખતે તો ઉતરાયણ પર full મોજ કરવા ની આ વખતે વિચાર્યું છે તમે ક્યાં કપડા લેવા ક્યાં જવાના અરે ભાઈ હું તો માં જવા ની ઈચ્છા છે. હા ભાઈ પૈસા બિસા આવ્યા છે લાગે હો તમારે ભાઈ હા તે ઉતારાયણ માં તો તો ભાઈ પછી full જ કપડા પછી સારા જ પેરવા નાં ભાઈ તમે કમાઈ ગયા લાગો છો alfa માં ફરવા જાઓ છે એટલે કેવું પડે હો ભાઈ કેવું પડે અરે હા ભાઈ સારા જ કપડા પછી સારા ઉતરાયણ માટે સારા લેવા સારા હા એ પણ છે મને બી લઇ આપજે થોડા એક બે જોડી મનેય કપડા અપાવજે તો સારું લાગે

હા ભાઈ આપડે તો યાર કપડા બાપડા પેરી સારા બધા એક જેવા કપડા લાવીએ આં વખતે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

હા હા આપડે લાવવા તો પડે ભાઈ કપડા તો નવા લાવવા જ પડશે એમ બી કપડા નો stock પૂરો થઇ ગયો ભાઈ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

અહિયાં પતંગ બઉ જોરદાર વેચે છે એ બઉ સસ્તા ભાવે વેંચે market ભાવ એકસો સાહીંઠ એકસો સિત્તેર હોય ને ત્યાં આપણને એકસો વીસ એકસો ત્રીસ એ આપે ભાઈઓહો ઓહો તે હવે ત્યાં થી જ લાવવી પડે ભાઈ અમે લોકો તો હર વખતે ત્યાંથી જ લાવીએ છીએ

હા હા તમાર લાવવી હોય તો આ વખતે કહી દેજો આપડે બધા જોડે જ લાવી દઈશું હા ચોક્કસ ભાઈ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

શું કરવું નાસ્તા નું મને વિચાર નહિ આવતો અરે નવી hotel દુકાન ખુલી છે વડાપાઉં ની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

અરે શું નામ કાન્હા કે કઈક હતું અરે વાહ તો તો આપડે આ વખતે ત્યાં થી લાવીસું અરે ભાઈ મેં ત્યાં ખાઈ ખાઈ ને આવ્યો સારો મળે કેટલા નો હતો એક વડાપાઉં એક પંદર વીસ રૂપિયા નો હતો ભાઈ શું વાત છે ભાઈ તો તો આપડે ત્યાંથી જ લાવીસું થી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

અરે એ જ નાવા જુના હશે ભાઈ બીજું કોણ ફેમીલી નું યુ હશે બીજી family નાં તો ભાઈ કેઈ આ વખતે બૂમ કેવી પડાવી તમે બોલો એવી બૂમ પડાવી દઈએ આ વખતે ધાબા પર

બે યાર સવારે કેટલા વાગે ઉઠ્સો તમે ભાઈ સેમ અરે ભાઈ મને તો ઉંગ જ નાઈ આવે ભાઈ આખી રાત આપડે બંને તો પુરા પુરા પ્રેમી છીએ હો ભાઈ કેવું પડે આપડે ઉતાય્રાયણ ના પુરા પ્રેમી છીએ આપડે

નાં ભાઈ અમે યાર કીન્નાર નહિ બંધાતા કે કે કીન્ન્નાર બાંધીએ તો પછી પતંગો જલ્દી પુરા થઇ જાય છે અમારા અમાર પેલા સુરપાળ ભાઈ છે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

આ સુરપાલ ભાઈ પેલા દર્શન ભાઈ બઉ જોરદાર જોરદાર છે એ લોકો બધા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 હા ભાઈ આપડે શું ધાબા પર જ લાવી દેવા ના પતંગો કીન્નાર વિન્નારબાંધવા નાં આમ જોરદાર ચગાવવા ના

હા અરે એમને કે નાસ્તો બી મોકલજો થોડો કઈ અરે બધું મોકલે છે ભાઈ આ બાપુ નું ઘર નહિ નીચે ચોથે માલ ત્યાં થી બી બઉ જોરદાર જોરદાર નાસ્તા ઓ આવે ભાઈ હા હા ત્યાં નાં નાસ્તા ભાઈ એટલે બઉ ખતરનાક નાસ્તા આવે ઘરે થી ઉન્ધ્યું બનાવી ને આવે પુલાવ બનાવી ને આવે પાવભાજી આવે અરે બઉ મજા આવે ભાઈ અરે હા ઇછ તો મારે બી છે મારા ઘરે થી લાવું ભાઈ ના ના ભાઈ આપડે તો ઘરે થી આપડે તો શું કામ લાવવું પડે નાં આપડે તો સો સો રૂપિયા ઉઘરાવી લેવા નાં અને બપોરે ચોળાફળી લાવવા ની પછી સમોસા લાવવા નાં કચોરી લાવવા ની છોલે ભટુરે લાવવા ના અરે પેલા જુગાડી જુગાડી અડ્ડા છે ને ત્યાં થી વડાપાવ લાવવા નાં એ તો અરે હા એ તો ભૂલી જ ગયો ભાઈ ફેમસ છે તો પછી ભાઈ આપડે થોડું બાકી રાખવા નું પછી full મજા કરવા ની ભાઈ અરે પણ આપડે તો ભાઈ સાચવી ને પતંગ ચગાવીએ ધાબા પર થી પડી નાં જઈએ હા હો ભાઈ એ બઉ ધ્યાન રાખવું રાખવું પડે આજ કાલ નાં છોકરા ઓ શું પતંગ પકડવા બઉ પાછળ ભાગતા હોય સાવ પતંગ પકડવા નાં ભગાય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 હા ભાઈ આપડે ચડી જઈશું વેલા પણ પતંગ ની ચગાવીએ આપડે શું કરીશું ખબર છે આ વખતે તો શનિવારે હોય ને ઉતરાયણ

અરે હા ભાઈ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

તો પછી યાર એમના પપ્પા ને request કરશે તો તો આમ પતંગ વાતંગ ચગાવશે આપડાએમ હવા આવશે તો આમ પતંગ ચગશે જોરદાર હા હા પેલી વખતે ભાઈ તો બઉ મજા નતી પવન માં હા યાર બપોરે બઉ પવન deep થઇ ગયો હતો ઠુમકા મારી મારી ને મારા હાથ બી દુખવા આવ્યા હતા અરે આ વખતે તો ઠંડી બી વધારે છે આ વખતે તો જોરદાર પવન હશે તમે જોઈ લેજો ભાઈ હા હા હા હા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 અરે દોરી કઈ લાવવા ની અમે હું તો ભાઈ જો સાદી જ દોરી વાપરું છું અરે બધા કે સારી ના ભાઈ China તો નાં લવાય ભાઈ પક્ષી ઓ ને નુકસાન થાય China લાવતી હોય illegal વસ્તુ છે કેવાય અને india માં

વિચારતી રેતી સરકાર નું કહેવું માને અને બ China નાં વપરાય China શું વાયર માં ભરાઈ જાય તો બી કરંટઆવે પછી પક્ષીઓ ને બઉ નુકસાન થાય કોઈ નાં ગાળા કાપી જાય આવું બધું નાં કરવું જોઈએ China નાં વપરાય દોરી સાદી જ વપરાવા ની પણ સાદી દોરી સાદી માં પછી મજા નથી આવતી પેચ વધારે નાં કપાય અરે એવું નથી હોતું મારા ભાઈ એ તો આપડા ઉપર જાય કે આપડે કેવી રીતે કાપીએ છીએ બાકી જોવો પેલા બાપુ ગઈ વખતે સાદી દોરી થી કેટલા પેચો કાપ્યા છે એમને એવું છે ભાઈ તો પછી એક પતંગ પર પચીસ પચીસ ત્રીસ ત્રીસ પેચો કાપતા હતા એ રહ્યા ધાબા સુજાવાદી દે આખા

સાંજના ટાઈમ એ તમાર પેલા સ્ર્પાલભાઈ દર્શનભાઈ બાપુ એટલા જોરદાર પતંગ ઓ કાપે એ લોકો એ પછી કોઈ ને ચગવા જ નઈ દેતા હોય ને પછી